અહીંની ગુફાઓમાં અનેક સુંદર શિલ્પકૃતિઓ કંડારાઈ છે જેમાં ત્રિમૂર્તિ ની બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે. એ ગુફા નંબર એક માં આવેલી છે.

ધારાપુરી તરીકે ઓળખે છે. એના પછી નો મુદ્દો છે તમિલનાડુ રાજ્યના ચેન્નાઈથી સાહીઠ કિલોમીટર દૂર મહાબલીપુરમ આવેલું છે. તમિલનાડુનું આ શહેર પોતાનાં ભવ્ય મંદિર સ્થાપત્ય અને સાગર કિનારા માટે પ્રખ્યાત છે. દક્ષિણ ભારતના પલ્લવ રાજા નરસિંહવર્મન પ્રથમના ઉપનામ મહામલ્લ પરથી આ નગરનું નામ મહાબલીપુરમ રાખવામાં આવ્યું છે. પલ્લવ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં અહીં કુલ સાત રથ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું. જો કે આજે પાંચ રથમંદિરો જ હયાત છે. બે રથ મંદિરો દરિયામાં વિલીન થઈ ગયાં છે. આ ઉપરાંત અહીં હાસ્યમુદ્રામાં વિષ્ણુની મૂર્તિ તથા મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવીનું શિલ્પ જોવા લાયક છે. વિશ્વભરમાં ખડક શિલ્પનાં બે નમૂન સ્થાપત્યો ધરાવતું મહાબલીપુરમ પ્રાચીન ભારતનું એક જાણીતું બંદર પણ હતું. એના પછી નો મુદ્દો છે પટ્ટદકલ પટ્ટદકલ એ કર્ણાટક રાજ્યમાં બદામીથી સોળ કિલોમીટર દૂર આવેલું નગર છે. પટ્ટદકલ એ ચાલુક્ય વંશની રાજધાનીનું નગર હતું. સાતમી અને આઠમી સદીમાં નિર્માણ થયેલાં અહીંનાં મંદિરોમાં નાગર અને દ્રવિડ શૈલીનો ઉપયોગ થયેલો જોવા મળે છે. સૌથી મોટું મંદિર વિરુપાક્ષ શિવનું મંદિર છે.

ખજૂરાહો એ બુંદેલ ખંડના ચંદેલ રાજાઓનું રાજધાનીનું સ્થળ હતું. આ રાજાઓના સમયગાળામાં અહીં એંશી જેટલા મંદિરોનું નિર્માણ થયું. જો કે આજે પચીસ મંદિરો જ હયાત છે. આ મંદિરોમાં મોટા ભાગનાં મંદિરો શિવ મંદિરો છે. તો કેટલાંક વૈષ્ણવ અને જૈન મંદિરો છે. આ બધા મંદિરોની રચનાશૈલી અને તેમનું શિલ્પવિધાન લગભગ સમાનતા ધરાવે છે. આ મંદિરોમાં ચોસઠ યોગીનીનું મંદિર મુખ્ય છે. આ મંદિર તેની તોરણની અલંકારિક શૈલી માટે જાણીતું છે. પ્રારંભિક સમયનાં આ બધાં મંદિરો ગ્રેનાઈટના પથ્થરમાંથી બનાવવામાં આવેલ છે. ખજૂરાહોનાં મંદિરો નાગર શૈલીમાં નિર્માણ થયાં છે. દેશ વિદેશનાં પ્રવાસીઓ ખજૂરાહોનાં મંદિરોની શિલ્પકલા, મૂર્તિકલા અને વાસ્તુક્લા જોઈ મંત્ર મુગ્ધ બને છે. એના પછી નો મુદ્દો છે કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. આ મંદિરનું નિર્માણ તેરમી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું. આ રથ મંદિર સાત અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામ્યું છે.

જે દિવસના આઠ પ્રહરને દર્શાવે છે. શીલ્પાહારકારોની વિગત અને વિષય વૈવિધ્યની બાબતમાં આ મંદિર અદ્વિતીય છે. આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરોમાંથી થયું હોવાથી તેને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. દિવ્ય, સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારનાં શિલ્પોમાં તેરમી સદીની ઓડિશાની સંસ્કૃતિ

માં બૃહદેશ્વર મંદિર આવેલું છે. આ મંદિરનું નિર્માણ ઈસ્વીસન એક હજાર ત્રણ થી ઈસ્વીસન એક હજાર દસ નાં સમયગાળામાં થયું હતું. આ મંદિર મહાદેવ શિવનું હોવાથી તેને બૃહદેશ્વર મંદિર કહે છે. આ મંદિર ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે બંધાવ્યું હોવાથી તેને રાજ રાજેશ્વર મંદિર પણ કહે છે. આ મંદિર પાંચસો ફૂટ લંબાઈ અને બસો પચાસ ફૂટ પહોળાઈ ધરાવતા કોટવાળા ચોગાનમાં બનાવેલું છે. આ મંદિરનું શિખર જમીનથી લગભગ બસો ફૂટ ઊંચું છે અને તે સમયે બૃહદેશ્વર મંદિર ઊંચા શિખરવાળા મંદિરમાં સ્થાન પામતું. ભવ્ય શિખર, વિશાળ કદમાં રહેલી સંવાદિતા અને કલાત્મક શું~સુશોભનના કારણે આ મંદિર ભારતીય સ્થાપત્ય કલાનો બેનમૂન વારસો ધરાવે છે. તેવી જ રીતે દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલ આ મંદિર દક્ષિણ ભારતનાં ભવ્ય મંદિરોમાં સ્થાન ધરાવે છે. એના પછી આપણે કુતુબમિનાર વિષે જોઈએ કુતુબમિનાર દિલ્હીમાં આવેલ સલ્તનતકાલીન સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. એનું નિર્માણ બારમી સદીમાં ગુલામ વંશના સ્થાપક કુતબુદ્દીન ઐબકે શરૂ કર્યુ છે જે તેના અવસાન બાદ તેના જમાઈ ઈન્નુત્ક્રીશે પૂર્ણ કરાવ્યું. કુતુબમિનાર બોતેર point પાંચ મીટર ઊંચો છે. એનો ભૂતકાળનો ઘેરાવો તેર point પંચોતેર મીટર છે. જે ઊંચાઈ પર જતાં

નમસ્કાર મારું નામ મયુર ધ્વેરા આજે હું તમને ભારતીય સંસ્કૃતિના લક્ષણો વિશે માહિતી આપી ભારતીય સાંસ્કૃતિ હજારો વર્ષો જૂની છે ભારતીય સંસ્કૃતિના ઘડતર ઘડતરમાં અનેક લોકોએ સહયોગ અને બલિદાન આપ્યુ છે. તેને અમરતા આપી છે આથી અન્ય પ્રાચીન સંસ્કૃતિઓ જ્યારે નાશ પામી ગઈ છે

ભારતીય સંસ્કૃતિના લક્ષણોની આ પ્રમાણે છે સાતત્ય અને પરિવર્તન વિશ્વમાં અનેક સંસ્કૃતિનો ઉદભવ થયો છે વિકાસ થયો અને તે નાશ પામ્યો. જ્યારે ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે અનેક ઉથલ પાથલ થઈ અનેક મુશ્કેલીઓ આવી આમ છતાં તે આ જ પણ જળવાઈ રહી છે આમ તેનું સાતત્ય જળવાઈ રહ્યું છે સાતત્યની સાથે પરિવર્તન એ પણ ભારતીય સંસ્કૃતિનું અગત્યનું લક્ષણ છે અને આંદોલનો નવ જાગૃતિની ચળવળો જેને બૌદ્ધ અને શીખ ધર્મનો પ્રચાર અને પ્રસાર વગેરે ક્રાંતિકારી પરિવર્તનોની આવ્યા છતાં ભારતીય સંસ્કૃતિએ તેનો મૂળભૂત તત્વોને જાળવી રાખીને સમા યોજન સાધ્યુ છે વિવિધતા અને એકતા વિશ્વની સંસ્કૃતિઓનો સરખામણીમાં સૌથી વધુ વિવિધતા ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે છે ભારતીય સંસ્કૃતિ અનેક જાતિ અને અનેક જ્ઞાતિના લોકો છે ભારતીય સંસ્કૃતિમાં વિવિધ ભાષા વિવિધ ધર્મો તેના વિવિધ પર્યા ઉત્સવો અને કલાઓ સંગીત નૃત્ય વગેરે છે આ બધા માટે પ્રાદેશિકતા ભૌગોલિકતા અને આબોહવા જવાબદાર છે ભારતીય સંસ્કૃતિમાં અનેક વિવિધતા હોવા છતાં એક જ દેશમાં નાગરિક હોવાની ભાવના તથા રાજ કીય પદ્ધતિઓને કારણે એકતા છે બિનસાંપ્રદાયિક દ્રષ્ટિકોણ ભારતીય સંસ્કૃતિમાં સહિશુમ્નાથ નો ગુણ ધરાવે છે જુદી જુદી સંસ્કૃતિ ધરાવતા સમૂહ સાથે તે હળી મળીને રહે છે ભારતીય સંસ્કૃતિ એ એક વિવિધ સંસ્કૃતિના લોકોને આપના અપનાવી પોતાના પોતાના બનાવ્યા છે ભારતીય સંસ્કૃતિ સંસ્કૃતિ પરંપરાનું ઉદાહરણ છે ભારતીય સંસ્કૃતિ એ બધા ધર્મના લોકોને સમાન અધિકાર આપ્યા છે આ ભારતીય સંસ્કૃતિ ધર્મનિરપેક્ષ છે ભારતીય સંસ્કૃતિ એ

તે બિનસાંપ્રદાયિક દ્રષ્ટિકોણ વાળી છે વિશ્વદ્રષ્ટિકોણ ભારતીય સંસ્કૃતિ વૈશ્વિક દ્રષ્ટિકોણ ધરાવે છે ભારતીય સંસ્કૃતિ વિશ્વમાં શાંતિ અને સદભાવના સંદેશો ફેલાવ્યો છે ભારતીય સંસ્કૃતિ વૈશ્વિક કુટુંબ કુટુંબકની ભાવના વિશ્વાસ ધરાવે છે ભાગ ભારત હંમેશા વિકાસશીલ અને વિકસિત દેશોના વિકાસ માટે તત્પર રહ્યું છે આ રીતે વિશ્વ બંધુત્વની જવાબદારી નિભાવે વૈશ્વિક દ્રષ્ટિકોણની ઉત્તમ ઉદાહરણ આપ્યું છે ભૌતિકવાદી અને અધ્યાત્મવાદી પ્રાચીન સમયથી આ આધુનિક સમય સુધી ભારતમાં ભૌતિકવાદી અને અધ્યાત્મિક વાદી સંસ્કૃતિનો વિકાસ એક સાથે થાય છે ભારત અધ્યાત્મિક ભૂમિ અનેક તરીકે જણાવ્યું છે અધ્યાત્મિકતાથી ભારતીય ભારતીય માણસને સમજી શકાય છે વ્યક્તિને મહત્વ આપીને સંસ્કૃતિ ભા ભારતીય સંસ્કૃતિ વ્યક્તિવાદી અંત સુધી છે તે વ્યક્તિમાં વિશ્વાસ ધરાવે છે ભારતના વિવિધ ધર્મમાં વ્યક્તિનુ મહત્વ સ્વીકારવામાં આવે છે સમાજ અને રાજ્યોનું મુખ્ય ઉદ્દેશ વ્યક્તિની ભલાઈ કરવાનો છે આથી સમાજને રાજ્ય તેનું અનુરૂપ ભૂમિકા ભજવે છે સમાજ અને રાજ્યનું મહત્વ જાળવ જાળવીને વ્યક્તિને મહત્વ આપીને આવે છે ભારતના બહુધર્મી દેશ છે એ ભારત બહુધર્મી દેશ છે ઈ. સ. બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં હિન્દુઓ અગ્નીયાશી point એંશી ટકા મુસ્લિમ અને ચૌદ point બે ચાર ટકા ખ્રિસ્તીઓ બે point ત્રીશ ટકા શિખ અને એક point બાર ટકા બૌદ્ધ ધર્મ જીરો point એક ટકા અન્ય વર્ગના ધર્મો રહે છે અન્ય ધર્મમા પારસીઓ અને યદ યહૂદીઓ સમાવેશ થાય છે આમ ભારતના વિશ્વના મોટાભાગના બધા જ મુખ્ય ધર્મો લોકો વસવાટ કરે છે આ બધા ધર્મ પરંપરાગત રીતે એકબીજાના વિશ્વાસ અને વ્યવહારોની માને આપને આપની એક સાથે રહે છે ભારતમાં દરેક ગામ અને તે શહેર મંદિર મસ્જિદ ચર્ચ ગુરુદ્વાર કે અગિયારી જોવા સાથે મળી જશે ભારતમાં ધાર્મિક વિશ્વાસની સહિષ્ણુતા અને વિવિધતાની વિકૃત ઉદાહરણ અનુરૂપ છે બહુ ધર્મી ભારતમાં બધી બધી જાતિને લોકોને પોતાની ધાર્મિક શ્રદ્ધાઓ માનવામાં અને સુરક્ષિત રાખવા સ્વતંત્ર છે ભારતનું બંધારણ બધા સમુદાયોના ધર્મનું સન્માન કરે છે અને તેમના ધાર્મિક નિયમો રીતિ રિવાજો અને વ્યવહારોની માન્યતા આપે છે ભારતના બંધા બંધારણની કલમ પચીશ મુજબ દરેક વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર પૂર્વક સ્વીકારવામાં વ્યવહાર માં રહેવા માટે તેમજ તેનો પ્રચાર અને પ્રસાર કરવાનો અધિકાર છે આમ ભારત બહુ ધર્મ ધાર્મિક દેશ તરીકે પણ મહત્વ ધરાવે છે ગ્રામ સમુદાય અર્થ લક્ષણો માનવી માનવી ના સામાજિક વર્તન તમાક ગ્રામ સમુદાય અને શ્રેષ્ઠ સમુદાય માં જુદી જુદી છે ગ્રામ સમુદાયનો અર્થ આ પ્રમાણે છે ગ્રામ સમુદાય એટલે કે પ્રકૃતિ ની નજીક વસવાટ કરતા ખેતી અને ખેતી અને ખેતી સાથે જોડાયેલા વ્યવસાય કરતાં વિશિષ્ટ પ્રકારની જીવન શૈલી ધરાવતી લોકોના પ્રાથમિક સમુદાય છે ગ્રામ સમુદાયમાં એકતા અને એક વિધિ એક વિધીતા હોય છે કૃષિ અને જ્ઞાતિ આધારિત પરિકૃત સામાજિક અસમાનતાઓ હોય છે ગ્રામ સમુદાયની પ્રજા માટે ભાગ્ય પરંપરા ને વળગી રહેવાનું પસંદ કરે છે આથી સામાજિક પરિવર્તન ધીમું હોય છે ગ્રામ સમુદાય સામાજિક ગતિશીલતા ઘણી ઓછી હોય છે ભારતમાં એક સમાન સ્વરૂપમાં ગ્રામ સમુદાય નથી વસ વસ વસવાટની પદ્ધતિ અને સામાજિક રચના વિવિધતા જોવા મળે છે ગ્રામ સમુદાયમાં જ્ઞાતિ ધર્મ કોષ ભાષા સંસ્કૃતિ વગેરે તફાવત હોય છે પરંતુ પ્રદેશ અને દેશમાં સંદર્ભ જેટલી સમાનતા હોય છે ગ્રામ સમુદાય લક્ષણો ગ્રામ સમુદાય લક્ષણો નીચે હું આ પ્રમાણે દર્શાવીશ પહેલું પ્રકૃતિક જીવન ભારતીય ગ્રામમાં સમુદાયના લોકો કુદરતી વાતાવરણ વચ્ચે જીવન જીવે છે લોકોનો મુખ્ય વિષય કૃષિ હોવાથી સમગ્ર વાતાવરણ કુદરતનું પ્રભુત્વ જણાવે છે લોકોના જીવનમાં આધાર કુદરત પર હોવાથી વરસાદ સૂર્ય વનસ્પતિ પશુ નદી તળાવ પર્વત હવા વગેરે પ્રકૃતિના તત્વો ની પૂજા કરે છે બીજું નાનુ પ્રાથમિક સમુદાય ભારત ભારતમાં મોટાભાગના ગામડાઓને કદ નાના છે આથી ગામનો એકબીજાથી પરિચિત થાય છે ગ્રામ ગ્રામ ગ્રામજનોને સમાન પરિસ્થિતિ પરિસ્થિતિમાં જીવતા હોવાથી તેમને સામુદાયિક સમુદાયી ભાવ ભાવના અને આત્મીય ની ભાવના ખૂબ જ વિકસેલી હોય છે ગ્રામમાં સંગઠિત જીવ જીવન જીવે છે પરસ્પર નીકટતાની લાગણી અનુભવે છે જે પ્રસંગો ગ્રામ વિકાસ સ્વરૂપે જોવા મળે છે ગામડામાં જુદા જુદા જ્ઞાતિ સમાજ હોય છે ગ્રામ સમુદાયમાં જ્ઞાતિ ધર્મ કામ જાતે વગેરે વૈશ્વિક હોય છે જુદા જુદા સામાજિક જૂથો સામુદાયિક જીવન સુન્ગ્રહિત થયેલા હોય છે મારું નામ મયુર દુલેરા છે ને હું આજે મારી આ બધી આટલી માહિતી પૂર્ણ કરું છું thank you hello

અવાજ આવે છે મારો?

બોલો બોલો. શું કરો છો હાલમાં તમે અત્યારે? બસ આ દસમાની exam આયપી છે. શું? દસમા ધોરણની બોર્ડની exam આયપી. અચ્છા આપણે એક જ ક્લાસમાં હતા ને હા હા. કેવી ગઈ exam તમારી? બધુ સારુ છે. અચ્છા. કેટલાક માર્ક આવશે? આવી જશે સિત્તેર આજુબાજુ.

સિત્તેર આજુબાજુ. સિત્તેર આસપાસ.

તમે તો હોશિયાર છો. તમારે તો વધારે આવા પડે ને? જયમાને તેવા આવશે.

જેવી મહેનત તેવા માર્ક્સ આવશે. મહેનત નથી કરી? કઈરી છે ને.

હું ટકાની વાત કરું છું. કે આજુબાજુ આવશે. અચ્છા.

ના ના. હજુ તો exam પૂરી થઈ છે. મેં તો કીધું તમે exam આપી દીધી બધી. તો exam તો આપી દીધી હોય ને!

કઈ બાજુ જવાના ફરવા કઈ? કોઈ ખ્યાલ નથી હમણાં તો ઘરે જ છું. કંઈક નક્કી કરવાનું છે કે નહીં વેકેશનાં જવાનું બહાર? ના ના નક્કી થશે એવું લાગતું નથી. કેમ શું થયું? કંઈ થયું નથી. હવે ઘરે મારે વેકેશન પડી છે શું બોલ્યા? અવાજ થોડોક ઓછો આવે છે.

મતલબ વેકેશન તો બધાને સાથે જ પડે ને! દસમાના દસમા ધોરણમાં વહેલું વેકેશન પડી જાય. હા પણ દસમામાં વેકેશન વહેલું પડી જાય પણ પછી આગળ બધાને વેકેશન પડવાનું જ હોય ને. હા ત્યારે થશે કંઈક નક્કી જવાનું. હા એ તો એનાથી આગળનો પ્લાનિંગ ચાલતો જ હોય. તો અત્યારે તમને ખબર જ હોય. શું કરવાનું છે? કઈ બાજુ જવાનું છે? ના ના કોઈ પ્લાનિંગ નથી. અચ્છા. તમારે? બસ મારે તો હવે નક્કી કરે પપ્પા એ પ્રમાણે થશે. કારણ કે હવે ભાઈને બોર્ડ આવશે મારા. હમ

હવે એના વેકેશન પર આધાર છે. કઈ રીતનું છે? કઈ રીતનું નથી? હમ સારું છે. એવું લાગે તો ગામડે આટો મારી આવવાનો. ત્યાં મારે જમીન છે અને રહેવાનું પણ છે બધું. એટલે ફ્રેશ મન થઈ જાય પછી અહીંયા કોઈ કોર્સ કોર્સ શીખશો અને થોડુંક ભણશું આગળ. આગળ વિચારશું કે હવે શું કરવાનું છે. હમ

ના ના કોમર્સ જ લેવાનું છે. કેમ તમારે સાયન્સમાં નથી? સાયન્સમાં જવું તું ને તમારે. ના ના એવો કોઈ વિચાર નહોતો સાયન્સમાં જવાનું.

નાના પહેલેથી કોમર્સ જ નક્કી હતું. બધા જોડે વિચારી રાખેલું અલગ અલગ હા મારે તો વિચાર છે જ તે કોમર્સનો. કારણ કે એમાં એકાઉન્ટ એવું બધું આવે ગણતરીનું અને મને ગણતરીમાં વધારે રસ છે થોડો. હા સારું કહેવાય ને ગણતરીમાં રસ હોય એવું. હા હવે ગણિત તો આવડતું નથી પણ રસ છે ગણતરીનું. હા હા રાખો રાખો. exam બહુ ભારે ગઈ તી ગણિતની. કારણ કે બહુ જ tough પેપર હતું. હમ મારે એમ તો, હા મારે એવું જ થયું હતું. હવે કોને ખબર પાસ થઈએ ન થઈએ. પછી ખબર પડે કે eleventh માં શું લેવું છે? આવે તો લઈએ ને eleventh માં. નાના સારા જ આવશે. એમાં શું? કંઈ નક્કી ન કહેવાય. કારણ કે એક પેપર આમ અને એ બાજુ maths ના પેપરમાં કે સાંજે ઘરે આવ્યા તો ન્યુઝમાં આવતું હતું. કે બહુ tough પેપર હતું tenth અને

passing mark તો આટલા જ રાખશે પણ આપણને કોઈ ફેલ થતા હોય તો extra mark આપીને પાસ કરી દે. લગભગ અઢાર marks જે પાસીંગ marks રાખ્યા હતા. અને અઢાર જેને અઢાર marks આવ્યા હોય એને દસ marks પ્લસ કરીને અઠ્ઠાવીસ કરી દે એટલે પાસ થઈ જાય direct. હમ આવી રીતે હતું કંઈક મારે તો એ passing marks એવું કંઈ એડ ન થયું. અચ્છા તમારા રીઝલ્ટ પણ આવી ગયું છે. હા હા હમણાં જ આપણે આવીને સાથે. કેટલા આવ્યા છે તમારે? મારે ટકા આવ્યા છે ચોસઠ.

sevenety two હા મને લાગ્યું તું કે તમે હોશિયાર જ છો. હમ લાગે જ ને કયા વિષયમાં વધારે કપાણા marks? મારે ઇંગ્લિશમાં. અચ્છા ઈંગ્લીશ કાચું છે એમ તમારું? બહુ એક થી દસ ધોરણ સુધી કાચું જ હતું. અચ્છા મારે તો ઇંગ્લિશમાં સારા આવ્યા છે. ના એમ મને ગ્રામર એટલું ઓછું આવડે ને તો કેટલા મીનીમમ પચાસ જેટલા આવ્યા છે વધારે નથી. નહીં ગ્રામર ને એવું તો મને આવડતું હતું પણ મને આ marks માં સમય ઘટે મારે અને spelling mistake ઘણી છે. એ થાય બાકી આવડતું તો બધું જ હોય. એ ખાલી નિબંધ માં પ્રોબ્લેમ થાય કારણકે ઇંગ્લિશમાં આવડે ઓછું.

એટલે શબ્દ ખૂટી જાય આપણે કે શું લખવું આગળ કેવું લખવું. એવું થાય મારે નિબંધ. હમ નિબંધ માં તો બધાને તકલીફ રહે છે. ના મારા મિત્ર જે બધા હતા. એ ઇંગ્લિશમાં નિબંધ મોટા મોટા લખીને આવતા. ત્રણ ત્રણ ચાર ચાર પેજના. હા એ લોકોએ વાંચેલા હોય હજુ સુધીના મારો રેકોર્ડ છે. ઇંગ્લિશની પરીક્ષામાં એમ નિબંધ કોઈદી વાંચીને જ નહીં જવાનું. હા એ તો આપણે આપણી રીતે લખવાનું હોય નિબંધ છે એ short note છે. એવું બધું EMAIL છે application છે એ તો આપણી રીતે લખવાનું હોય ટોપીક આપેલો હોય કે આના ઉપર કરો. આ ઉપર વિશ્લેષણ કરો એવું બધું.

હમ ગુજરાતીમાં ન થાય પાછું એવું. હા હા ગુજરાતીમાં તો શબ્દ જ ન ખૂટે. જેટલા હોય એટલા લખ્યા જ કરીએ એક બે પેજ ત્રણ પેજ. હા પણ પછી મને કંટાળો આવવા માટે ને તો પછી અડધો ટોપિક મૂકીને પછી નિબંધ પૂરો કરતો. હું તો ટાઈમ હોય એટલું લખતી નિબંધ વધારે ન લખો પછી. એમાં પણ ના સમય તો છેલ્લે અડધી કલાકનો વધે. તો અડધી કલાકમાં તો દસ પેજ ભરે નિબંધ. એમ થોડું લખાય કઈ? હા તો દસ પેજ લખી નાખવાના. નાના નિબંધ ની પણ રીત આવે આપણે આપણી રીતે ન લખવા માંડવાનું હોય. એમાં પણ રીત આવે કે શરૂઆતના પાન પહેલા શરૂઆતમાં ઓછું લખવાનું હોય એ એક પેરેગ્રાફ અડધો પેરેગ્રાફ લખવાનો હોય.

step by step આવે. આપણે આપણી રીતે ન લખવાનું હોય. હમ સ્ટાર્ટિંગ માં પ્રસ્તાવના લખવાની હોય પછી એના વિશે થોડું ગેરફાયદા ફાયદા અમને કોઈ એને શીખવાડ્યું. તો તમે તો અત્યારે એ વાત કરી કે અડધી કલાક વધી છે તો દસ પેજ ભરી દેવાય. હા તો પણ

અચ્છા મેં તો serious વાત કરી લીધી. મને એવું કંઈ ખ્યાલ નહોતો ને એવું કંઈ. હમ તમે બહુ જલ્દી serious થઈ જાવ. હા કારણ કે વાત serious ચાલતી હતી. અને તમે વચ્ચે આવી રીતે બોલી ગયા કે પછી લાગે ને. હમ